ત્યાં એક શેડ છે તેની અંદર ઘણી ખુરશી ટેબલ દેખાઈ રહ્યા છે.

તેમાં ઘણી બધી એલ_ઇ_ડી લાઇટો લગાવેલી છે તેમાં પંખા દેખાય છે.

રેડ કલર ની ચેરો દેખાય છે ગ્રીન કલર નું કાઉન્ટર ટેબલ દેખાઈ રહ્યું છે.

પગમાં શૂઝ દેખાય છે તે નદીને જોઈતો હોય કિનારાને તેવું દેખાય છે.

ઘણી એવી કારો દેખાય છે કારો નો રંગ સફેદ સિલ્વર બ્લેક દેખાય છે.

આ એક માળીની શોપ છે ત્યાં ફૂલના હાર લાગેલા છે.

ત્યાં કોઈક સિમ્બોલ છે તે પીળા રંગનો છે ફૂડ હબ લાલ અક્ષરથી લખેલું છે.

ક્લાસીસ છે જેમાં ફોર્થ સિક્સ સ્ટાન્ડર્ડ થી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ડિગ્રી એવું લખેલું છે.

ત્યાં મોટા અક્ષરથી ઇંગ્લિસ માં અને ગુજરાતીમાં લોટેસ હોસ્પિટલ લખેલું દેખાય છે.

પાણીની ટાંકીઓ દેખાઈ રહી છે ત્યાં ગ્રીન કલર થી ડી-માર્ટ લખેલું છે.

તેની અંદર ટેબલો દેખાય છે બે કુંડા દેખાય છે.